સી અને C માં રીલેશનલ ઓપરેટર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું રીલેશનલ ઓપરેટર્સ જેવા કે લેસ ધેન160 ઉદા
એ લ્ટ બી ગ્રેટર ધેન160 ઉદા
એ જીટી બી લેસ ધેન ઓર ઇકવલ ટુ160 ઉદા
એ lt બી ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ160 ઉદા
એ gt બી ઇકવલ ટુ160 ઉદા
એ બી નોટ ઇકવલ ટુ160 ઉદા
a160 બી આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે હું ઉબુન્ટુ 1110 ઉબુન્ટુમાં જીસીસી અને g કમ્પાઇલર આવૃત્તિ 4 61 નો ઉપયોગ કરી રહ્યી છું
ચાલો પરિચય સાથે શરૂ કરીએ
રીલેશનલ ઓપરેટરો ઈન્ટીજર અને ફ્લોટિંગ પોઇન્ટ નંબરોની તુલના કરવા માટે વપરાય છે
એક્સપ્રેશન જે રીલેશનલ ઓપરેટરોનો ઉપયોગ કરે છે તે ફળસે માટે 0 અને ટ્રૂ માટે 1 રિટર્ન કરે છે
રિટર્ન વેલ્યુઝ 0 જયારે ફળસે હોય 1 જયારે ટ્રૂ હોય
હવે હું એક સી પ્રોગ્રામની મદદ સાથે રીલેશનલ ઓપરેટરોનું નિદર્શન કરીશ
મેં પહેલેથી જ પ્રોગ્રામ બનાવ્યો છે
તો હું એડિટર ખોલીશ અને કોડ સમજાવીશ
પ્રથમ આપણે બે વેરિયેબલો જાહેર કરીશું એ અને બી
આ પ્રિન્ટફ સ્ટેટમેન્ટ યુઝરને એ અને બી ની વેલ્યુ દાખલ કરવા માટે પૂછે છે
આ સ્કેન્ફ સ્ટેટમેન્ટ વેરિયેબલો એ અને બી માટે ઇનપુટ લે છે
હવે આપણી પાસે ગ્રેટર ધેન ઓપરેટર છે
આ ઓપરેટર ઓપરેટરની બીજી બાજુ પરના બે ઓપેરેન્ડને સરખાવે છે
તે ફોલ્સ રીટર્ન કરશે જો એ એ બી કરતાં મોટું છે
ઉપરોક્ત કન્ડીશન સાચી હોય તો આ પ્રિન્ટફ સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે
જો ઉપરોક્ત કન્ડીશન ખોટી છે તો તે છોડવામાં આવશે
પછી કન્ટ્રોલ આગામી સ્ટેટમેન્ટ ઉપર જશે
હવે આપણી પાસે લેસ ધેન ઓપરેટર છે
આ પણ ઓપેરેન્દ્સ સરખાવે છે
તે ટ્રૂ રીટર્ન કરશે જયારે એ એ બી કરતા નાનું હોય
ઉપરોક્ત કન્ડીશન સાચી હોય તો આ પ્રિન્ટફ સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે
નહી તો છોડવામાં આવશે
ચાલો અહીં સુધી કોડ એક્ઝીક્યુટ કરીએ
પ્રથમ નીચેનાને કમેન્ટ કરો
ટાઇપ કરો સવે ઉપર ક્લિક કરો
મેં ફાઈલને relationalસી તરીકે સંગ્રહી છે
Ctrl Alt અને ટી કી એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો
કમ્પાઈલ કરવા માટે ટર્મિનલ ઉપર આ કમાંડ ટાઇપ કરો જીસીસી relationalસી o રેલ Enter ડબાઓ
એક્ઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો rel Enter ડબાઓ
મેં એ માટે 8 અને બી માટે 3 દાખલ કર્યું છે
આઉટપુટ પ્રદર્શિત થયું છે 8 ઇસ ગ્રેટર થાન 3
તમે અલગ અલગ વેલ્યુઝ સાથે આ કોડ એક્ઝીક્યુટ કરી પ્રયાસ કરી શકો છો
કોડ ઉપર પાછા આવો
અહીંથી કમેન્ટ રદ કરો અને અહીં મૂકો
હવે આપણી પાસે લેસ ધેન ઇકવલ ટુ ઓપરેટર છે
આ ઓપરેટર ઓપરેટરની બીજી બાજુ પરના બે ઓપેરેન્દ્સ સરખાવે છે
તે ટ્રૂ રીટર્ન કરશે જો એ એ બી કરતા નાનું અથવા બરાબર હોય
ઉપરોક્ત કન્ડીશન સાચી હોય તો આ પ્રિન્ટફ સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે
જો ઉપરોક્ત કન્ડીશન ખોટી હશે તો તે છોડવામાં આવશે
કંટ્રોલ પછી આગળના સ્ટેટમેંટ પર થશે
આગળ ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ ઓપરેટર છે
તે એ અને બી સરખાવે છે અને ટ્રૂ રીટર્ન કરે છે જો એ એ બી કરતાં મોટું અથવા બરાબર હોય
જો કન્ડીશન ટ્રૂ હોય તો આ પ્રિન્ટફ સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે
હવે ચાલો કોડ અહીં સુધી એક્ઝીક્યુટ કરીએ
સવે ઉપર ક્લિક કરો
ટર્મિનલ ઉપર ફરી જાઓ
પહેલા મુજબ કમ્પાઈલ અને એક્ઝીક્યુટ કરો
હું એ માટે 8 અને બી માટે 3 દાખલ કરીશ
આઉટપુટ પ્રદર્શિત થાય છે 8 ઇસ ગ્રેટર થાન ઓર ઇક્વલ ટીઓ 3 હવે બાકીના કોડ ઉપર પાછા આવો
અહીં અને અહીંથી મલ્ટી લાઈન કમેન્ટ રદ કરો
આપણી પાસે હવે ઇકવલ ટુ ઓપરેટર છે
તે ડબલ ઇકવલ ટુ ચિહ્નો દ્વારા સૂચિત થયેલ છે
આ ઓપરેટર ટ્રૂ રીટર્ન કરે છે જયારે બંને ઓપેરેન્દ્સ એક બીજા સાથે સમાન હોય
આ પ્રિન્ટફ સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે જયારે એ એ બી સમાન હશે
જો નહિં તો કંટ્રોલ આગળના સ્ટેટમેન્ટ પર જશે
તેવી જ રીતે આપણી પાસે નોટ ઇકવલ ટુ ઓપરેટર છે
આ ઓપરેટર ટ્રૂ રીટર્ન કરશે જયારે ઓપેરેન્દ્સ એક બીજા સાથે સમાન નથી
આ પ્રિન્ટફ સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે જયારે એ એ બી સમાન નથી
પ્રોગ્રામના અંતે આવીએ
રિટર્ન 0 સવે ઉપર ક્લિક કરો
ટર્મિનલ ઉપર ફરી જાઓ
પેહલા મુજબ કમ્પાઈલ અને એક્ઝીક્યુટ કરો
એ માટે 8 અને બી માટે 3 દાખલ કરો
આઉટપુટ સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે 8 ઇસ નોટ ઇક્વલ ટીઓ 3 તો આપણે જોયું કે રીલેશનલ ઓપરેટરો કેવી રીતે કાર્ય કરે છે
ઇનપુટ્સના અલગ સમૂહ સાથે આ કોડ એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરો
હવે C માં આ સમાન પ્રોગ્રામ લખવો સરળ છે
સિન્ટેક્ષમાં થોડો તફાવત છે
મેં પહેલેથી જ C માં પ્રોગ્રામ લખ્યો છે
રીલેશનલ ઓપરેટરો માટે C માં કોડ છે
નોંધ લો કે હેડર અલગ છે
આપણી પાસે અહીં યુઝિંગ સ્ટેટમેન્ટ પણ છે
C માં આઉટપુટ સ્ટેટમેન્ટ કાઉટ છે
અને C માં ઇનપુટ સ્ટેટમેન્ટ સિન છે
તેથી આ તફાવતો સિવાય બે કોડ ખૂબ જ સમાન છે
સવે ઉપર ક્લિક કરો
ખાતરી કરો કરો કે ફાઇલ cpp એક્સ્ટેંશન સાથે સંગ્રહાય છે
હું મારી ફાઇલ relationalસીપીપી તરીકે સંગ્રહીશ
ચાલો કોડ કમ્પાઈલ કરીએ
ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો g relationalસીપીપી o રેલ1 એક્ઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો રેલ1 પ્રેસ Enter
હું એ માટે 8 અને બી માટે 3 દાખલ કરીશ
આઉટપુટ દર્શાવવામાં આવેલ છે આપણે જોશું કે આઉટપુટ સી કોડ સમાન જ છે
હવે ચાલો આપણને આવી શકે એ એરર જોઈએ
પ્રોગ્રામ ઉપર પાછા આવો
ધારો કે આપણે અહીં ડબલ ઇકવલ ટુ ચિહ્નને સિંગલ ઇકવલ ટુ ચિહ્ન સાથે બદલીએ
સવે ઉપર ક્લિક કરો
ટર્મિનલ ઉપર પાછા આવો
પહેલાંની જેમ કમ્પાઈલ અને એક્ઝીક્યુટ કરો
અહીં આપણે જોઈએ છીએ 3 એ 3 સમાન છે એમ દર્શાવે છે
આપણા પ્રોગ્રામ ઉપર પાછા આવો
કારણ કે અહીં એક અસાઇનમેન્ટ ઓપરેટર છે
તો બી ની વેલ્યુ એ માં અસાઇન થઇ છે
હવે ચાલો આ એરર સુધારીએ
ઇકવલ ટુ ચિહ્ન ટાઇપ કરો
સવે ઉપર ક્લિક કરો
ટર્મિનલ ઉપર પાછા આવો
પહેલાંની જેમ કમ્પાઈલ અને એક્ઝીક્યુટ કરો
આઉટપુટ હવે બરાબર છે
ચાલો આ ટ્યુટોરીયલ સંક્ષિપ્તમાં કરીએ
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા રીલેશનલ ઓપરેટર જેવા કે લેસ ધેન160 ઉદા
એ લ્ટ બી ગ્રેટર ધેન160 ઉદા
એ જીટી બી લેસ ધેન ઓર ઇકવલ ટુ160 ઉદા
એ lt બી ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ160 ઉદા
એ gt બી ઇકવલ ટુ160 ઉદા
એ બી નોટ ઇકવલ ટુ160 ઉદા
a160 બી એસાઈનમેન્ટ તરીકે ઇનપુટ તરીકે ત્રણ વિદ્યાર્થીઓને ગુણ લેતો પ્રોગ્રામ લખો
સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી જોવા માટેની સરખામણી કરો
બે અથવા વધુ વિદ્યાર્થીઓ સમાન ગુણ મેળવ્યા હોય તે પણ તપાસો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
જોડાવા બદ્દલ આભાર